આ ચિત્રમાં ખુરસીઓ રાખેલી છે આ ચિત્રમાં બે જણા માસ્ક પહેરીને ઊભા હોઇ એવુ દેખાય છે.

જેની માથે કાળા કલર ના દેખાડેલા છે.

આમાં ઉપર સામાન રાખવા માટે બ્લુ કલર ના ખાના પણ આપેલા છે આ બસ મા બ્લુ કલર ના પરદા પણ છે.

આ ચિત્રમાં સેલ કંપની નું પેટ્રોલ પંપ દેખાય છે આ ચિત્રમાં વી પાવર લખેલું એક બોર્ડ છે આ ચિત્રમાં ઘણા બધા--

આ ચિત્રમાં એક કાળા કલર ની ચેર દેખાય છે.

ત્યાં પાછળ ઘણા બધા માણસો બેઠેલા છે આ ચિત્રમાં એક રેફ્રી પણ દેખાય છે.

આ ચિત્રમાં નો પાર્કિંગ ની અને વ્હીલચેર પાર્કિંગ ની સાઈન દેખાય છે.

કાર દેખાય છે આ ચિત્રમાં અંદર એક ગારાજ જેવુ બનેલુ છે.

આ ચિત્ર એક વોટરપાર્ક નું છે જેમા ઘણી બધી રાઈડો દેખાય છે.

આ ચિત્રમાં ઘણી બધી બારીઓ દેખાય છે.

આ ચિત્ર કોઈ કન્સ્ટ્રકશન સાઈટ નું લાગે છે જ્યાં ઘણા બધા માણસો કામ કરી રહયા છે.

આ ચિત્રમાં પાછળ ફ્લેટ દેખાય છે.

સોનાના આભૂષણો દેખાય છે આ ચિત્રમાં એક કેલ્ક્યુલેટર અને એક ફાઈલ પણ દેખાય છે.

આ ચિત્ર એક રેસ્ટોરન્ટ નું છે જેનું નામ અતુલ સૌરાષ્ટ્ર રેસ્ટોરન્ટ છે.

બે ચૅર કાળા કલર ની છે અને બે રિકલાઈનર ચૅર ધોળા કલર ની છે આ ચિત્રમાં એક ટી_વી પણ લાગેલુ છે.

આ ચિત્રમાં ઘણા બધા જીમ ઈક્વિપમેન્ટ્સ દેખાય છે.

આ ચિત્રમાં બારે ફૂડ ડિસ્પ્લે માટે રાખેલુ છે.

આ ચિત્રમાં ઘણા બધા માણસો સ્વિમિંગ પૂલ માં તરતા દેખાય છે.